એટલે વિધ્નો એટલે કે પ્રોબ્લમો આવશે અને પછી એના ઈ એના પ્રમાણે અમારે બધું આખો પ્લાન તૈયાર કરવાનો પ્લાન ને આખો જોવાનો આખો ફરીવાર એમાં કાંઈ સુત્રો ઓછા કરવા પડે તો ફરીવાર

રીઅલ લાઈફ માં વર્ક કરવાનું એટલે એવું હમ

કાળજી હશે એટલે એવું એટલે એટલે પેહલા આવા પ્લાનીગ ની કોઈ જરૂર કારણ આપણે કાલે જ કાલની બેંચ માં જોઈએ જ છીએ જ કે પછી સીટી ની ફાઈનલ ન તો એમાં વરસાદ આવે તો શું કરવું ને એના માટે વિચારવાપેહલા થી જ બધું પ્લાનીગ કરવું પડે ત્યાં એના માટે કેટલો ખરચો થાય ને કેટલો વધાર પડતો ખરચો થઈ જાય ને બધુંય આમાં ને શીખવાડે અ એટલે કે એમાં તમારે કેટલું ક રિસ્ક છે એ બધુંય જોવું પડશે એવું ને

શિક્ષક તો સમજાવી તો બધું સકતા પ્રોપર પણ વધારે પડતો સ્ટ્રીક વધારે પડતું તો થીયરીકલ નોલેજ માં માનતો તો એ લખવામાં માનતો તો તો કે તમે કેશ સ્ટડી જે આપણે લેબ માં કર્યું હોય તે લખવાનું ન અસાઈમેન્ટ આપે એ બધું લખી ને સબમિટ કરવાનું ને એ એવું વધાર પડતું એવું કરાવતો તમારે કેવું હતું એટલે અમાર તો અમારા શિક્ષક તો આમ જોઈ એ તો સારા હતા કે એટલું બધી પ્રેક્ટીકલ નોલેજ માં માનતો તો થીયરી ભણાવતો પણ એ પ્રેક્ટીકલ જ થીયરી આવતી બધી

કાંઈ લખાવે નહી જે લખાવ્યુ ઈ કોમ્પ્યુટર માં લખાવ્યું હોય એનું ઈ પ્રિન્ટ કાઢી નાખો તો પણ હાલે એવીરીત ના એટલું બધું સ્ટ્રીક નતું રાખ્યું અમારા માટે અને અમારા માટે છોકરાઓ જે એક્ટીવ હોય એને એને જેમ અ ગમે એવી રીત ન જ ભણાવતા એટલે કે વિદ્યાર્થી ને ભહું એના માટે નું આમ થાય નહી સ્ટ્રેટ ન આવે એવી રીત નું નીકળી જાય એવી રીતે અમાર તો અમારે સ્ટુડેન્ટ હારે કોઈ જોડે સારી રીતે વ્યવહાર ન કરતા એમાં પણ કોમ્પ્યુટર બ્રાંચવાળા એ તો વધારે આપણે કઈક લઈ ને આકૃતિ ન દોરી હોય તો ફરી થી સુધારો કરવા આપી દે

અ તો તમને ચોઈસ કરવા તાળે કોણે કીધું તું કે તમે આ સબ્જેક્ટ લો તમને શું વિચારી ન તમે આમાં સબ્જેક્ટ લીધો તો? અમે એવું વિચાર્યું તું કે આમાં આગલી વખત એ તો એક આવો સબ્જેક્ટ હતો નીચી બ્રાંચ નો સબ્જેક્ટ લીધો તો ત્યારે અમને એવું થયું કે આમાં આ જ ઈ સબ્જેક્ટ યાદ કાઈ રેહતું નથી અમને કાઈ ફીઝ ફીઝીક્સ સર્કીટ ને એવું કાઈ યાદ નથી રેહતું તો એટલે એવા સબ્જેક્ટ નથ લેવા બીજા ઓ ને પૂછ્યું તો કયો સબ્જેક્ટ હેલો છે તો એ બીજાઓ એ એવું કીધું પ્રોજેક્ટ હેલો સબ્જેક્ટ છે તો ઈ લઈ લીધો હવ અત્યાર અ એટલે તમે ઈ વિષય લીધો એમ ને સરસ અને તમે પછી ધારોકે આપણે ખબર છે એમાં પસંદગી નું આવ્યું તું કે ક્યાં કેટલા કેટલા આ તમારે એમાં નંબર આપવાનો તમારે કે પેલો આ સબ્જેક્ટ બીજો આ સબ્જેક્ટ આમ તે નક્કી ક્યાં કર્યા તા પેલો બીજો ત્રીજો એમ અ પેલો સેમિસ્ટર એનર્જીંગ પ્રોજેક્ટ રાખ્યો તો પછી તો મેં કીધું કે હવે આમાં ના લાગે તો પછી બીજા ઉપર આપણે આપણા દોસ્તો પાહે શીખી લેહુ એટલે મેં બીજો એમ્બેરર સીસ્ટમ જ રાખ્યો તો મારા બધા દોસ્તારો એ ઈ રાખ્યો તો ત્યારે

અઅ અટે અટેન્ડન્સ ઓછી હોય તો તમેએવું બધુંથાય

વાંધો ન આવતો એટલો બધો અને ઓમેય એ સ્ટ્રીક કઈ એટલા બધા કઈ હતા નહી અને માર્કસ માં એવું બધું હતું નહી કેમ કે પેપર ઈ ધારોકે સાહીઠ માર્ક નું પેપર હતું તો ત્રીસ માર્ક નું તમને કહી દે કે હું આ આ રીત નું જ પૂછીશ હા આવું આખું પેપર ના કે પણ એવું કહી દે કે આટલા ગુણ નું તો હું પૂછીશ જ એમ એટલે એ પ્રમાણે તમે પાસ થઈ જાઓ એવું તો તમને ચોખ્ખું આપી દે બાકી નું પછી ત્રીસ માર્ક નું ઈ જી પૂરેપૂરું શીખવાડ્યું હોય એમાં થી જ પૂછે કે બાર થી ક્યાય થી નો પ્રશ્ન કાઢે ને એવું બધું

તમે હવે જુનીયર ને સલાહ આપો તો કેવી સલાહ આપશો કે તમને આટલું આવડતું હોય તો આ સબ્જેક્ટ લેવાનો એમાં હું હું જોઈએ તમે જુનીયર ને નીટ ના અ એટલે અમને એવું જ ખાલી કે આપણે કોમ્પ્યુટર પ્રમાણે સી લેન્ગવેજ કરી ને આવે તો ઈ સી લેન્ગવેજ સરખી આવડતી હોય એટલે સી લેંગ્વેજ બેઝીક આવડતી હોય ને તોય અમને તો આ આવડી જાય તો આ જ લેવું જોઈએ કારણ કે એટલુ બધું હતું નહી કારણ કે

એટલે તમે આરામ થી કરી શકો અને સી લેન્ગવેજ નો કોડ લખવાનો આવે ઈ આમ ઉપર નાનો જ કોડ હોય એટલો બધો અધરો કોડ હોય નહી અને અમુક વસ્તુ હતી તો ઈ તમે સીખેલા જ હોય તમે કોમ્પ્યુટર આપણો શાખા છે

એ અમે તો સલાહ છીએ કે કોમ્પ્યુટર બ્રાંચ અને આ વખત એ એમ પણ એમ તો અમારા કક્ષમાં છે ને ટોટલ સાહીઠ વિદ્યાર્થી હતા તેમાં થી પીસ્તાલીશ જેવા તો તેતાલીશ જેવા વિદ્યાર્થી તો ખાલી કોમ્પ્યુટર શાખા ના જ હતા

અમે તો એને એટલી જ સલાહ આપશું જો તમને આકૃતિ દોરવાનો લખવાનો ને એવો શોખ હોય તમને પ્રેક્ટીકલ નોલેજ તો તમને જ આ સબ્જેક્ટ લેવો પ્રોજેક્ટ મેનેજર કે કા એવી પોસ્ટ માં જવું હોય તો આ સબ્જેક્ટ લેવાય અ તમાર ક્લાસ માં રેગ્યુલર ના હોય તો ત્યાં જોતા એવું આવું લાગે તો કે આ સબ્જેક્ટ ના લેવાય તમને થાવાના

અઅ અઅ બીજું તો તમારા પેપર તમને ત્યાંથી એવું કેવું કે કેવું તમને મેઈન જે પરીક્ષા આવે ઇન્ટરનલ પરીક્ષા આવે

આમાં એટલે બે હોય એટલે પેલી માં તો થીયરી એટલે એમાં વાંધો નતો આવ્યો એટલે એમાં આપણે ઈમેજીન કરી ને લખી શકીએ આપણે એ એ એટલું એટલે પાસ આરામ થી થઈ જાઓ એવું પેપર હતું બીજી વધારે દાખલા હતા ને ગણતરી હતી ને એવા હતા એટલે બહું લાંબુ પેપર કાઢ્યું તું એટલે બધા ને બાકી રહી ગયું હતું એટલે એમાં પાસ થવા ઓછા પાસ થયા થા અને છેલ્લે રુલ આવ્યો એટલે એટલે પાસ થઈ ગયા અને ફાઈનલ એક્જામ નું પેપર પણ એમ થોડુક લાંબુ હતું પણ થોડીક સ્પીડ રાખીએ તો પુરું થઈ જાય અને એમ એટલું બધું અધરું નતું ફાઈનલ એક્જામ તમારે કેવું હતું પેપર ને

એણે અમુક વસ્તુ એણે હાવ જે એનો આપણે જે આવે કોર્સ કે આટલા માં થી પૂછશે એ મોટો ના હોય કે તમને એક દિવસ માં કવર કરી શકો એટલો જ સીલેબર હોય કારણ કે આ વખત એ તો મેં એ એક તો પરીક્ષા હતી ત્યારે અમારે આપણા આગળ એની પેલા અમને બે આઈડિયા આવે એની વ્એર્નચ્પીમ સીએલ ની એક્ઝામ હતી એ ભી બે દિવસ ની છેટી

લાઈટ આપણે કેટલી છે ઈ એનું એ લાઈટ પ્રકાશ માપવાનો પછી અવાજ માપવાનો પછી કે અંતર માપવાનો ઈ ઈનપુટ તરીકે લેવાનું અને પછી આઉટપુટ તરીકે ધારોકે કે તમારે ફેન ઓન કરવાનો આવે એટલે કે પંખો ચાલુ કરવાનો મોટર ચાલુ કરવાની તો પછી કે લાઈટ ચાલુ કરવાની એવી રીતના આઉટપુટ હોય એ બેઈને જોડે આમ ઈ કહી દીધું તું ઈનપુટ આટલા હશે આઉટ્પુટ આટલા હશે એ કઈ કોની ચાવી બનાવે એ ના કે જોડ ન કહી દે પણ ઈનપુટ અને આઉટ્પુટ કહી દીધું એટલે આપણે એના વિશે વાંચી લેવાનું આઉટપુટ વિશે હોય એ પછી આપણ ને જોડતા તો આવડી જાય એટલું તો એણે શીખવાડ્યું તું ક્લાસ માં પણ એટલે એ પ્રમાણે એને પેપર કાઢ્યું ને એ સારું આમ સેહલુ હતું આમાં તમને આ સબ્જેક્ટ કે કાઈ પ્રોજેક્ટ કે પ્રેજન્ટેશન એવું કે કાઈ આપ્યું તું સર એ ના અમને પ્રોજેક્ટ પ્રેજન્ટેશન ને એવું નતું ખાલી ઈ તમને લેબ માં જે કાર્ય કર્યું હોય ઈ તમારે એને એક તમારે ફાઈલ બનાઈ લેવાની ઈ પણ તમારે હાથ એ લખવાનું નહી ઈ કોમ્પ્યુટર માં લખાણું હોય એનું તમારે ખાલી તેને એકવાર કોપી મારી લેવાનું અને પછી એને એક ડોક્ઈયુમેન્ટ તરીકે બનાવાનું અને ઈ પછી તમારે ઝેરોક્ષ ની દુકાન હોય ત્યાં પ્રિન્ટ કરાવીલ્યો અને એ ફાઈલ માં મૂકી દેવાનું ને ઈ દઈ દેવાનું પ્રોજેક્ટ ને એવું નતું કઈ કરાયું ખાલી તમારે ફાઈલ લઈ ને જવાનું અને એમાં પરીક્ષા હોય એમાં પણ મોખિક પરીક્ષા માં પણ અમારે બહું સારા સર આવ્યા તા ઈ તમને પૂછે કે તમને શું આવડે છે તમે કયો કે મને આ આવડે છે તો ઈ અંદાજ એ તમે એના વિશે લખી નાખો અને બસ એના વિશે જ પ્રશ્ન પૂછે એટલે એ પણ બહું સારા સર અમને તો પ્રેજન્ટેશન અને પ્રોજેક્ટ તો નતો પણ એની જગ્યા એ અમારે કન્ટીન્યુ ઈવોલ્યુશન કરવા એટલે હમને દસ કેશ સ્ટડી આપી દીધી તી એટલે એમાં થી એના બધાય ના વર્ક જે સ્ટકચર બનાવવાનાં એટલે કે એક મેઈન ડેફીનેશન હોય એમાં થી નાની નાની આમ એ રીતે કાર્ય ના ભાગ પાડવાના એક પછી તમે એ જે કાર્ય નીચે નું કાર્ય હોય ને એનું તમે બધું ગણતરી કરી શકવા જોઈએ કેટલા પૈસા જોઈએ કેટલા કેટલો ટાઇમ જોઈએ ક્યાં ક્યાં લીસ્ટ તમે આઇડેન્ટિફાઈ કરી હકવા જોઈએ બધુય તમે રિસ્ક ઓળખી શકવા જોઈએ એમાં એટલે એવું બધું તમે કરી શકવા જોઈએ ઈ ઇ સ્તર સ્તર થકી લઈ જવાનું તમારી યાથા એ પાર્ટ પાડી પાડી એટલે એવા દશ આપ્યા તા એટલે કોઈ એ દશ કર્યા નતા પણ બધાય એ પાંચ છ કરી ને આમ અ ચેક કરાવી દીધા હતા

એટલે તમાર પછી સર એ તમને શું સજા આપી કે એવું કાઈ કર્યું? એટલે હમ એ તો ત્રણ જના એ લીધો તો આ સબ્જેક્ટ એમાં બે મિત્રો એ એકે એકોયે નતો દોરયા મેં પાંચ લયખયતા એટલે એ બે પેલા ચેક કરવા ગયા એટલે એ ઈ બે ને પેલા એ ડાયરેક્ટ એમ કીધું કે કાલ બતાવી જ જો એમ કરી ને એટલે ઈ એક ઓલા એક એ એમ કીધું કે હમારે આજ એ ધર એ જવાનું છે એટલે સર પછી ગુસ્સે થઈ ગયો અને કે ખીજાઈ ગયો કે બેય ના ઝીરો માર્ક મૂકી દઉ લાવો એટલે બેય ના માર્કસ માં લાલ લાલ લીટો કરી નાખ્યો અને મને ઓછા માર્ક્સ મુક્યા થોડાક એવું કર્યું

એનો વાંધો નતો એનો સાહેબ તો સારો હતો ય જઈ ને ફાઈલ દઈએ એટલે ફાઈલ માંથી જોવે ફાઈલ માંથી એક બે સવાલ પૂછે તમને આવડે તો ઠીક છે નકર કઈ વધારે કેય નહી જવા દે એટલે એમાં મને તો માર્કસ દેખાઈ ગયા તા બધાય ના થોડા બધાના દમ ઉપર તો મુકેલા જ હતા જે કઈ આવડે કે ના આવડે અઅ તો પછી તમારે જે ઓલું હતું પ્રોજેક્ટ એમાં તને તમારે કેટલાક દિવસ થયા તા કરતા આપણે જે તમને કામ કાર્ય કરવા આપ્યું તું તમને કરવા માટે એમાં તમારે એમ કેટલાક દિવસ આમ અંદાજ એ આમ થયાતા કરવા માટે કંઇક

આખા ચોરસ દોરેલા હોય તોય એરા હરખા હોવા જોઈએ, નાના હોવા જોઈએ એવું બધું કરવા માં ટાઇમ વધારે વહી ગયો ને ત્રણ દિવસ એમાં વહી ગયા એટલે બીજો એક સબ્જેક્ટ હતો તો એટલે એના પ્રોજેક્ટ કરવા માં ટાઇમ ધટ્યો હમ્મ એટલે પછી તમારે એના ભોગે બીજા સબ્જેક્ટ ગુમાવ્યા પડ્યા એવું થયું ને આનો મતલબ

લખવાનો તમને હાવ કંટાળો આવે તમે બધુય કામ લેપટોપ માં જ કરતા હોય એટલે તમે આ લઈ ને આવો તો તમને પછી લખવાનો કંટાળો આવે ને તમે લખી ના હકો ને બીજું કામ રહી જાય

અ એટલે તમારો અનુભવ તો બહું સારો ન રહ્યો આ સબ્જેક્ટ એટલે આ વિસય લઈ ને અ તમે હવે તમારા સલાહ નહી આપો કે આ સબ્જેક્ટ તમારે લેવો જોઈએ એવું તો નહી જ કયો તમને જે ઈચ્છા પડે તો જ લેવાનો એવું તમે કેશો ઈ પ્રમાણે મારા તરફ થી ન તો ના જ પાડીશ કે આ સબ આ સબ્જેક્ટ ન લેવાય કે આ આ સબ્જેક્ટ લઈ ને તમે તમારો ટાઇમ વેસ્ટ ન કરવો હું તો એવું જ કેવા માગીશ બીજા ને અ એટલે તો આ શીક્ષક ની થોડીક નબળાઈ કેવાય કે આપણા કિયા ધારો કે વિષય મુક્યા હોય તે બધાય તો છોકરાઓ ને સમજ શીખવા માટે નવું નુવ શીખવા માટે જ મુક્યા હોય પણ

એ કે તમારે યા જઈ ને જોઈ આવાનું કોઈ ને મોકલ નહી માર્ક્સ મોકલો ને બહાર પડી ગયું છે એ તમારે ગોતવાનું એટલે ઈ તારીખ એ ના કે કેવા એ તારીખ કહી શકે એવું એ કાઈ ના કે અ એટલે આ ગેરનીતી થી આમ ઉંધો આડો હાલતો હોય એવો શિક્ષક હતો એનો મતલબ એ રીત નો થાય ને

અમારે તો શિક્ષક બહું સારા હતા કે ચાલો કે આપણે જી લેબ આવે લેબ પ્રેક્ટીકલ આપણે પ્રાયોગિક વર્ક આવે એમાં ધારો કે ટાઇમ આપણે બે થી ચાર નો હતો ને તો અમને તો ઈ સામે થી જ એમ કે કે તમે અઢી વાગે એટલે કે બે ને ત્રીસ મિનીટ એ આવજો અને દોઢ દોઢ કલાક કામ કરાવે એમાં પણ સાવ એક જ એક જ વસ્તુ આપે એક લેબ એક ટાઇમ કોટ માં એક કરવાની એવું એવી રીત ના આમ સાવ જેમ સ્ટુડન્ટ કે એમ કરે એવા સર હતા અમારે તો એટલે તમારી પાહે થી આઈ એમ્બેરર સીસ્ટમ ની વાત શામ્ભ્ડી ને જુઠી લાગે છે એક એકાદ બે થોડાક ટોપિક ના નામ કેહ્સો અને એના વિશે થોડુક એક્સપ્લેન કરશો તો હું એના વિશે વધારે ડીટેલ માં જોઈ હકું

ક્યારેક તાપમાન રાખવું છે તો વીસ સેલ્શીયસ લખ્યું હોય પછી આપણે ઇન્કરી એટલે કે બટન દબાવીએ આપણા રીમોટ માં કે એન્ક્રીમેન્ત તો એમાં એ પ્રકાર નું ફન્કશન હોય એટલે કે એવી રીત નું ફન્કશન લખેલું હોય અને એ એવી રીત નું કાર્ય કરે જે એ કાઉન્ટર હોય એ પ્લસ પ્લસ કરે અને કાઉન્ટર પ્લસ પ્લસ થાય એટલે એટલે તમારું એક એક ડીગ્રી તાપમાન વધે અને એજ રીત નું ઓછા માટે કે આપણે નીચે હોત તો શું કરવા માટે નું બટન દબાવાનું ઈ એ રીત નું ફન્કશન કામ કરે માયનસ માયનસ કરે એટલે કે એક ડીગ્રી તાપમાન ધટાડે આ રીતે ઈ કામ કરે પછી એ જ રીતે ઈસ્ત્રી ઈસ્ત્રી માં તમે ચાલુ કરો ઈસ્ત્રી માં તો એટલું બધું ના હોય પણ વોશિંગમશીન છે તો વોશિંગમશીન માં આપણે અલગ અલગ ફન્ક્સના લીટી આવે

એમાં અલગ અલગ ફન્કશન આપણે સિલેક્ટ કરી શકીએ અને એમાં થી ધારોકે વસ્તુ સ્ટોર થયેલી હોય કે આ રીત નું કાપડ આવે તો કઈ રીતે ધોવું આ રીત નું કાપડ આવે તો કઈ ઈ પછી એ આપણે એકવાર એને આપી દઈએ સૂચન એ પ્રમાણે એમાં જી એ સ્ટોર થયેલું હોય એમાંથી લઈ લે અને એ પ્રમાણે કાર્ય કરાય ને ઓટોમેટીક કાર્ય કરે એના જેવું પછી હમ્મ એટલે આપણે થોડું ધણું હોય છે ને કે ઈ ઇન્ક્લીમેન્ટ કરવા ને ડીકલીમેન્ટ કરવા આપણે કોડ લખવીએ એના થી ઇન્ફેક્સન એક્ઝીક્યુટ થાય આવતું ને એવું નહી પણ આપણે સી લેંગ્વેજ માં આવતું ને એવું એટલે કે એટલું બધું અધરું ન થાય હમારે સીધું જ એ કઈ રીતે વર્ક કરે છે ઈ નથી જોવાનું પણ આપણે અમારે એને એવી રીત ના કમાંડ આપવાના કે થઈ જાય તેમાં આપણા અંદર ભી રજીસ્ટર ની ને ઈ નહી જોવાનું કે એ શું કરે છે એ હ આવે હાલો અને વિશે મજા આયવી હવે મળીશું આ

બાબર પછીનો મુઘલ બાદશાહ હુમાયુ એ ગુજરાત પાર આક્રમણ કર્યો અને ગુજરાત પછી પરંતુ ગુજરાત ના સૌરાષ્ટ્ર અને મળવા ના પ્રદેશો થી જીત માથી બાકાત હતા મુઝાફરશાહ બીજા પછી મુઝાફરશાહ ત્રીજા ને સેનાપતિ ઈમીતામ ઈતીમાત ખાન એ મુઘલ બાદશાહ અકબર ને ગુજરાત પાર ચઢાઈ કરવા આમંત્રણ આપ્યુ દરિયાકિનારા બંદર વગરે અનુલક્ષીક ગુજરાત ની સમૃદ્ધિ જાણી ગુજરાત પાર ચઢાઈ કરી. અકબર ઈસ્વીસન પંદરસો બોહોતેર મા મુઘલ સમરાજ્ય નો અધિપત્ય સ્થાપ્યુ અકબર એ ઈતીમાત ખાન ને મુઘલ સામ્રાજ્ય વતી ગુજરાત નો વૈવહટ સોંપ્યો અકબર એ ખંભાત ની યાત્રા દરમ્યાન સૌપ્રથમ દરિયા નુ દર્શન કર્યુ હતુ અકબર ગુજરાત માંથી ફતેહપુર સિક્રી જતા ગુજરાત મા રાજકીય અસ્થિરતા સમજાય જેથી અકબર એ ઈસ્વીસન પંદરસો તોત્તેર માં ફરી ગુજરાત પર આક્રમણ કરી જીત્યો આ સાથે ગુજરાત માં સ્વતંત્ર સલ્તનન નો અંત થયો હતો અને ગુજરાત મુઘલ સામ્રાજ્ય નુ સુબુ બની ગયુ હતુ મિર્ઝા અઝીઝ કોકાની નિયુક્ત હતા તે ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો બન્યો જે મિર્ઝા અઝીઝ કોકના સમય મા રાજા કોડર મલ એ ગુજરાત ની મુલાકાત લીધી અને નવી મેહફીલ પધ્દતિ અમલ મા મૂકી અકબર ના સમય માજ અહેમદાબાદ ના કાલુપુર ખાતે આવેલી શાહીતંક શાળા મા મુઘલ શહેનશાહ ના ચૂકવો પાડવાની શરૂઆત થઇ હતી. જેહાંગીર જેહાંગીર ના શાસન કાળ મા

અન્ય સૂબાઓ ને ગુજરાત નો વહીવટ સોંપ્યો ઈસ્વીસન સોળસો આઠ મા જેહાંગીર ના દરબાર મા captain hockey આવ્યો તે hector નામના વાહન મા સુરત બંદર ઉતર્યો હતો પરંતુ

સૌપ્રથમ સુરત ખાતે british east india company પ્રથમ વ્યાપારી કોઠી સ્થાપી પ્રથમ દુકે બની જેહાંગીર ના દરબાર મા આવ્યા ઈસ્વીસન સોળસો સત્યાવીસ મા જેહાંગીર નું અવસાન થતા તેના પુત્ર શાહજહાં મુઘલ સામ્રાજ્ય નો બાદશાહ બન્યો શાહજહા એ અનેક સૂબાઓ ને ગુજરાત નો વહીવટ સોંપ્યો તેમાં તેનો પુત્ર ઔરંગઝેબ મુરદ્દબક્ષ વગેરે નો પણ સમાવેશ થઇ છે ગુજરાત મા ઔરંગઝેબ ની સુબેદારી દરમ્યાન અમદાવાદ મા શાંતિદાસ ઝવેરી એ બંધાવેલી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ને કૃવતઇલ ઇસ્લામ નામક મજિદ મા ફેરવાયુ હતુ જેના ઉગ્રહ વિરોધ થતા શાહજહાન એ ગુજરાત મા ઔરંગઝેબ ના સ્થાને સાહીસ્ત્ખાન અને ત્યાર બાદ શાહજહાન ના દારા તીકોઝો ની ગુજરાત ની સુબેદારી સોંપી હતી દારા સિકુટ ની સુબેદારી દરમ્યાન અજ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ફરી શાંતિદાસ ઝવેરી ના હાથ મા આવ્યુ. ઈસ્વીસન સોળસો સતાવન મા સહજહાન એ ગુજરાત ના સૂબા તરીકે નેમિલિશી ના પુત્ર બુરાદબક્ષ દિલી ની ગાદી મેળવા તેનાથી ઔરંગઝેબ સાથે સંમજૌતી કરી આગરા પર હુમલો કર્યો. ઔરંગઝેબ એ કપટ કરી મુરદાબક્ષ ને ગ્વાલિયર ના કિલ્લા મા કેદ કિલ્લા માં કૈદ કરી લીધો હતો અને પિતા શાહજહાન ને પણ નઝરકૈદ કર્યા શાહજહાન ના સમય મા જ અમદાવાદ ના સાઈબાગ નુ નિર્માણ થયુ હતુ ઔરંગઝેબ નો જન્મ ગુજરાત ના દાહોદ મા થયો હતો ઔરંગઝેબ ના શાસન કાળ મા શાનવાઝ ખાન મહારાજા જશવન્ત સિંહ મોહમ્મદ ખાન મોહમ્મદ અમીન ખાન સુજાદ ખાન અને ઔરંગઝેબ ના પુત્ર એ ગુજરાત ની સુબેદારી સાંભળી હતી ઔરંગઝેબ ના ધર્મ પ્રત્યે અંધ માનવામા આવે છે જેના કારણે ગુજરાત ના હિંદુઓ પણ જગ્યા વિરોહ નાખ્યો દિવાળી અને હોળી સિવાય ધાર્મિક તહેવાર પર રોક લાગી મહિના મા આવતા હિન્દૂ તહેવાર ના દિવસે હિંદુઓ ની દુકાન બંધ ન રાખવાનુ ફરમાન કર્યું હતુ તેમજ હિન્દૂ જ્યોતિષી શાસ્ત્ર જ્યોતિષીઓ એ પંચાંગ બનાવા પર રોકા લાવી દીધા હતા ઔરંગઝેબ નાજ સમય દરમ્યાન સમાન સકા દાખલ થઇ સુરત બંદર નો વિકાસ થયો જેથી ઔરંગઝેબ ઔરંગઝેબ ના સમય મા સુરત ને મકકા નો પ્રવેશ દ્વાર તેમજ મંદ મુબારક કેહવામા આવતુ હતુ ઔરંગઝેબ ના સમય મા અનેક નિવેશિ વસાહતો નુ નિર્માણ થયુ. ત્રણ જાનુરાય સોળસો ચૌસઠ મા મરાઠા શાસક શિવાજી એ સૌપ્રથમ વાર સુરત લુટ્યુ હતુ ઇતિ સન સાતસો સાત મા ઔરંગઝેબ નુ મ્ર્ત્યુ થયુ ઔરંગઝેબ નો જન્મ ઈસ્વીસન સોળસો અઠવાન થી ઈસ્વીસન સોળસો સાત ગણાય છે ઔરંગઝેબ ના મ્ર્ત્યુ પશ્ચાત મુઘલ સત્તા નબળી પડતા અલગ અલગ પંત ના સુબાઓએ ગુજરાત નો વૈવાહટ મા રસ લેવા લાગ્યા તેમજ ખાતળતરો શરુ થઇ ગયો આ સાથે ગુજરાત મા મરાઠા યુગ ની પણ શરૂઆત થઇ મુઘલ રાજ મુહમ્મદ શાહ ત્રીજા એ હારનો ની મહેમદાબાદ ખાતે ઉદ્યાન બનાવ્યો હતો મરાઠા યુગ સોળસો સત્તાવન થી અઢારસો અઢાર મુઘલ સામ્રાજ્ય ની સત્તા નબળી પડતા ગુજરાત મા મરાઠા યુગ ની શરૂઆત થઇ મરાઠા યુગ મા ગુજરાત ની અનુલગની જોઈએ તો શિવાજી કંથાજી પીલાજી અને બાજીરાઓ તથા વગેરે નો સમાવેશ થઇ છે. મરાઠા કાળ માં ગુજરાત ના પેશ્વાઈ નુ વધતુ ગયુ હતુ અને તેઓએ ઉત્તર ગુજરાત માથી તેમજ સૌરાષ્ટ્ર માથી કર ઉઘરાવ્યું હતુ ખંભાત ના સુબેદાર મોમીનખાન ગુજરાત ના સુઇબદાર બનવા માંગતા હતા પરંતુ ગુજરાત ના સુબેદાર બનવા મરાઠા ની મદદ ની જરૂર હતી જેથી અહેમદાબાદ પર લાંબા સમય સુધી મોમીનખાન અને મરાઠાઓ ની સયુંકત શાસન હતુ.

સતરસો ચોત્રીસ મા વડોદરા ગાયકવાડ ની રાજધાની બની પેશવા નાને ગાયકવાડ વચ્ચે સંમજૌતી અહેમદાબાદ પેશવા અને ગાયકવાડ ના સયુંકત શાસન હેઠળ આવ્યુ સમયાંતરે ગુજરાત મુખ્ય ભાગોપર મરાઠા શાસન ફેલાયુ પેશવા અને ગાયકવાડ ના સયુંકત શાસન મા અમદાવાદ નો વહીવટ વિઠ્ઠલ સીયુડીશી એ સાંભળ્યો પેશ્વાઓની અને ગાયકવાડ વચ્ચે સંઘર્ષ પણ ચાલતો હતો પરંતુ પેશ્વાઓ એ આવી.

ઈસ્વીસન સત્તરસો અડસઠ થી સત્તરસો ઈઠ્યોતેર સુધી વડોદરા રાજ્ય મા ગોવિંદરાઓ અને સયાજીરાઓ પ્રથમ એ સત્તા સાંભળી સન એક december સત્તરસો ઓગણ સાહીઠ ના રોજ મુઘલ બાદશાહ દ્વારા

ગાયકવાડ લોકો વિશે ગાયકવાડ ને એક મરાઠી સંમોહઃ માનવામા આવે છે ગાયકવાડ બે શબ્દો ગાય અને કાવડ એટલે કે દરવાજા ના મિલાન થી બનેલો છે. ગાયકવાડ ને ભગવાન કૃષ્ણ ચંદ્રવંશી વંશયો ના વંશજો તરીકે ઓળખવામા આવે છે ઈસ્વીસન સત્તરસો ઈક્કીસ ના વડોદરા ખાતે મરાઠા ગાયકવાડ ની શરૂઆત થઇ જે સમયે વડોદરા મુઘલ સામ્રાજ્ય ના હિસ્સે હતુ.

વડોદરા ના શાસક દામાજી રાવ ગાયકવાડ પાણીપત ના ત્રીજા યુદ્ધ મા લઢ્યા પરંતુ મરાઠા ઓ સમયાંતરે નબળા પડયા મને સાંભળવા બદ્દલ તમારો ધન્યવાદ.